અને ત્યાં બાજુમાં એક ટેબલ મુકેલું છે ટેબલ પર એક મંદિર નાનું મંદિર અને પાણીની બૉટલ મૂકેલી છે.

અને ત્યાં ઘણી બધી કૅકો રંગબેરંગી દેખાય રહી છે અને રૉ માં દેખાઈ રહી છે.

અને ટ્યાં ઘણા બધા જવે જ્વેલલરી એક લાઈન મા ઉપર દિવાલ પર ટાંગેલી પણ જોવા મળે છે.

આ ચિત્ર પ્રા પ્રાર્થના ઘરનું જેવું ડેખાય છે અને ટ્યાં ઘણા બધા માણસો ડેખાય છે લેડીઝ અને જેન્ટસ બંનેવ છ--

ને તેની તેની બાજુમાં એક બેન પણ ફોન પર જેવા વાત કરે છે.

અને ત્યાં એક ફો ટે ફોરવ્હીલર નું એક પઇન્ડુ પણ બહાર કાઢેલું દેખાય છે.

ત્યાં ડોક્ટર કિરીટ બી પટેલ એવું લખેલું છે ને તેની આગળ એક ટ્રુ ટુ વ્હીલર મોપેડ ઉભી છ--

એની પછાડી ઘણી બધી બિલ્ડિંગો દેખાય છે અને પારોડી જેવી પણ દેખાય છે.

એ અને જુદી જુદી ઇ જુદાજુદા દેખાય છે કોઈ ચોરસ છે લંબચોરસ છે.

અને એની બાજુમાં બે ઉમ ઘર બે દરવાજા છે તે લોક કરેલા છે.

ત્યાં ઘંટેડા ઉપર લગાડેલો છે અને ઉપર આકાશ બ્લુ કલર નું ડેખાય રહ્યું છે અને ઘર મંદિરની પાછડી એક --

ત્યાં પાછળની સાઈડે એક વીજળીનો ઠાંભલો ઉભો ડેખાય છે અને ટ્યાં એક રીક્ષા પણ છે.

ત્યાં ચાર્જર પણ દેખાય છે ફોન ના કવર મુ મુકેલા દેખાય છે રૂમમાં અને --

અને એક મોટી બિલ્ડીંગ છે ત્યાં ઉપર એક કાકી ઊભેલી છે અને ટે નીચે ટરફ જોઈ રહી છે.

ને એની બીજી સાઈડ એ અહ સર્ટી જેવા હોય એવું લાગે છે અને ત્યાં મેકઅપ કરેલું તેના ફોટો .

અને ત્યાં અં દરવાજા પાસે તોરણ જેવા લગાવેલા લાગે છે અને --

આ ચિત્ર એક મંદિરનું દેખાય છે ત્યાં દાદરીયા પાસે --

મંદિરની બંનેઓ બાજુ આજુબાજુમાં આ બિલ મોટી-મોટી બિલ્ડીંગો દેખાય છે.